હમ મારુ પૂછતું આવજો પછી વજન હા માણસ નું કેમ કોઈ બે જના હોય કોઈ ચાર જણા પણ હોય વાળા બી હોય. હમ છેક ઉપર ચઢાવીને પાછા મૂકી ય જતા હશે હા નીચે મૂકી જાય પાછા હમ ત્યાં ગરીબ પ્રદેશ છે તો એકદમ પૈસા વાળા લોકો તો હું જાય ત્યા એટલા બધા હા એટલા બધા પૈસા વાળા નથી ત્યાં પછી flight માં airport પાર ગયા ત્યાં lone નું લીધું કે નઈ ના લોન્જ નું તો કાંઈ નાતુ કર્યું અમારે કૌ ના એતો અમર ticket માં હશે કે નાઈ એતો અમને ખબર નથી પડી પણ હા નાં ત્યાં જમવા માટે airport માં longe નું કઊ છું. નાં એ તો અમાર ticket માં હશે કે નહિ અમને ખબર નહિ પડી પણ એવી

એવી તો કોઈ વ્યવસ્થા અંદર નઈ હતી નતી.

ત્યાંથી અમે રાજ્ગીરી ગયા રાજ્ગીરી ગયા એમમ શું છે ત્યાં રાજગીરીમાં છે જોવા જેવું બધું ગરમ પાણીના કુંડ છે ને પેલા બુદ્ધગયા નું મંદિર છે

હા બૌ આવે નેપાળી લોકો ત્યાં હા નેપાળી લોકો ત્યાંથી પછી અમદાવાદ આવ્યા કે ક્યાં આવ્યા પછી અમે ત્યાંથી પાછા અમદાવાદ જ આવ્યા પાછા હમ હા હા. અમદાવાદ પછી રાતે રોકાંણયા ત્યાંથી બરોબર બરોબર ત્યાં જમવાનું સુ મળે છે? ક્યાં

એક બી જગ્યાય hotel બોટલ તો ક્યાંય બરોબર ના ઘોસિત કરી દેવામાં જ ફાયદો હતો એનાથી શું થતું development થતું એ area નું હા એ area નું development થતું બઉ ખાસ નઈ રસ્તો નહિ નીકળ્યો હા હમણાં કાલે બજેટ ઘોષિત કર્યો ને આપડે સરકાર ને હા હું થયું એના માં બજેટ માં સાત લાખ સુધી જેની income છે એને કોઈ text વગેરે કાંઈ ભરવું ના પડે. અને ભરવું જ છે અગર પાંચ લાખ ઉપર છે તો એમાં એ પાછું return માં ચૌદ પંદર હજાર એ રિબેટ માં

ઘણી વસ્તુ જેમ ગાડીઓ છે શાકભાજી છે એ બધી વસ્તુ ઉપર text ઓછો કર્યો પછી

પછી electric vehicles ઉપર ટેક્સ ઓછો અને આપડે સુ કેવાય સિગરેટ ને એવી બધી વસ્તુ ઓ ઉપર text વધાર્યો તે એ હારી કેવાય સિગરેટ તો પછી ઓછી પીવે ને લોકો ઇમ તો બધા સિગરેટ વગેરે ઓછી પીવાવાળા નથી જે પીવે છે એતો પીવાના જ હા પણ તે એમ તો ભારત માં એ લોકો cigarette વગેરે ઓછી લેવા વાળા નહિ જે પીવા વાળા તો પીવા ના જ છે. હા પછી એના ઉપરત વધારે તો વાંધો નઈ પણ આ શાકભજી ઉપર નથી કર્યો એ સારું છે. એનાથી આ સિગરેટના ભાવ માં ઇટસી કંપન છે એના કંપની ના શેર માં ખહસો વધારો થયો છે ચારસો સુધી પહોંચવા આયો છે આઇટીસી company માં જેને એનામાં invest એને થયો એનાથી હા ફાયદો થયો હશે. હા એ ફાયદો થયો હશે

હા સારું કેવાય ને એતો. હમ

બેઠા છે જમીને હવે

કેવું છે તામર દીપાને કેવું ચાલે છે દુકાન તો ચાલે છે ઠીક છે. હમણાં ઠીક છે હમણાં જેવું છે નઈ એમ હમણાં તો કોઈ છે નઈ હવે લાગશે એટલે થોડી ગરાકી નીકળશે ઠીક છે એમ હમણાં કઈ pm જેવું નહિ એમ

હોળી હોળી આવશે એટલે નીકળશે એમને ઘરાકી. હા હમ પણ આપડે craze નઈ રાજસ્થાનમાં હોળીનો ક્રેઝ વધારે છે હા રાજસ્થાનમાં વધારે છે આપડે ત્યાંતો દિવાળીને એવું સારું

બીજું કો કેવી ઠંડી પડે તામર? ઠંડી પડે છે.

ગોળા ને એવું બધું પડ્યું વરસાદ પડ્યો ને હા વરસાદ પડ્યો ગોલાં સાંભળ્યું તો હતું હમ પણ એ લોકોની ખેતીને બધું હશે ત્યાં . હા સાચી વાત છે હમ મોસમ એ એવો થાય ને હા એમ તો ગરમી બહાર market માં તો ઘણી ગરમી છે હમ રાત સાથે સાથે ઠંડી લાગવા માંડે

દિવસે ગરમી લાગે ને સાંજના ઠંડી લાગે.

હવે કો હવે ક્યાં લાંબા ટુર પર જવાનું છે. હવે કશેક જઇયે પછી જુના લોકો તો સો સો ને એકસો અસ્સી વખત સુધી બી જઈ આવ્યા હશે સમાંર્શીખર કઈ રીતે જતા હશે સુ ખબ હું ખબર કઈ રીતે જાય છે બઉ જાય છે લોકો તો હમ આ બાજુ પાલિથાના ને એ બાજુ જાઉં છે. પાલિથાના કઈ બાજુ આવ્યું પાલિથાના.

સૌરાષ્ટ્ર માં સૌરાષ્ટ્ર એટલે ગુજરાતમાં જ આપડે

રાજસ્થાન માં કાંઈ જગ્યા છે ફરવા જેવી કે નહિ.

એવું જ છે રાજા મહારાજા જેવું

turiest જેવુંને એવું કાંઈ નઈ હમ એવું તો ઓછું જ છે પછી જયપુર છે. જયપુર છે

હા એ જોવા જેવું એવું કે છે.

ઘણી જગ્યા છે ઉદેપુરમાં બી છે પિછોલા lake છે પછી city palace છે ઘણી જગ્યાઓ છે જોવાજેવી ઉદેપુર મા તો ગણી જગ્યાઓ જોવા જેવિ છે.

હમણાં ક્યાં છો. હમણાં ડુંગરપુર છું હૂતો.

હમ બીજું શું કરો છો ડુંગરપુર કાંઈ નઈ બેઠા છીએ ને આ છોકરાન બે અહિયાં છે ને ના પપ્પા અને છોકરાની વહુ ત્યાં છે હરિપુરા

અને એક છોકરાને મોટા છોકરાને ત્યાં યશ bank માં નોકરી લાગી છે તે ત્યાં ગયો છે

ઊંઝા

ઊંજા મંદિર છે ને ઊંઝામાં મંદિ હા હમણાં ઘણાબધા વધી છે હા જીરાના બઉ ભાવ વધ્યા છે હમણાં

હમ બઉ મોગુ થઇ ગયું સે હમણાં તેલ ના ભાવ ને બધા ઉતર્યા પાછા.

જે તેલના ભાવ એકસો સિટર ને એંસ્સી રૂપિયા થઇ ગયા તા એના ભાવ એકસો રૂપિયા થઇ ગયા. હમ તમે બોલો કાંઈ બોલતા કેમ નહિ? બોલું તો છું લ્યા સુ બોલું હવે બોલો

હા ઠંડી પડે છે શાંતિ

હવે income નો સોર્સ કોઈ છે નઈ કાંઈ ધંધાપાણી કરવા પડે એવું છે.

કાંઈ ખબર નઈ પડતી કોરોના કોરોના કરીને બધું ખતમ થઇ ગયું છે હમ કોરોનામાં બધું ખતમ થઇ ગયું છે.

કરીયે કઈંક ને કઈંક વિચારતા હોય હું કરવાનું. હા રાજસ્થાન સિવાય આ શરદી થઇ ગઈ છે હું કૌં હા ઉધરસ આવે છે. ઉધરસ આવે છે એમ દવા બવા કરાવી કરાઈ.

antibiotic લેવાની અને દવા પીવાની થઇ જશે એતો હમ કેમ ધીમા ધીમા બોલો છો? બીજું સંભળાવો બસ શાંતિ છે હવે અમદાવાદ જઇયે.

હઓ જઉં જ પડશે અમદાવાદ જ થાય ને નવું કૈંક હમ આઇયા તો એવું છે નઈ કાંઈ market જેવું.

અમદાવાદમાં મોટી મોટી company ઓ ઘણી ખુલી જઈ છે એટલે ત્યાં મળી જાય રોજગાર. હા હારું છે ત્યાં મળી જાય કસુ ને કસું મળી જાય

માં કાંઈ છે નાઈ કોઈ કામ મળે નઈ પછી ક્યારે અવાનૂ છે આઈ. આવું છું ને time મળે એટલે time મળે એટલે અવાનૂ છે એમને

સેની ખબર પાડવી છે. તમારે ઘરનું કામ કરાવાનું છે સાંભળ્યું છે. હા કરવાનું જ છે. તે લોન લઇ લે idfc bank માં મળે છે. જોઈએ હવે પેલા એસ્ટીમેન્ટ કાઢાવીએ કેટલો ખર્ચો આવે પછી. હમ ના પેલી idfc bank માં આપે જ છે lone સોળ ટકાની પર્શનલ લોન આપે જ છે. હમ પાંચ લાખ સુધી lone મળી જાય. સોળ ટકા વ્યાજ દાસ બાર હજાર રૂપિયા જેવી કિસ્ત આવે મંથલી હા હમ તમાર ત્યાં ભાડું સારું આવતું હશે.

હા area માં માં શું શું બનેલું છે? પણ આઇયા hospital છે પછી છાત્રાવાસ છે nursing છાત્રાવાસ છે મેડિકલ કોલેજ છે.

sports complex છે એ બધા છે. બધું area જ એવો છે એટલે એમ તો ભાડું આવે સારું દસ પંદર હાજર રૂપિયા જેવું આવતું હશે હા આવે

સિડી બહાર કાઢવી પડે બહાર કામ કરવું પડે એમ છે. હમ એતો કામ તો કરવું જ પડશે કામ કરાયા વગર તો કોણ લે હવે વ્યવસ્થા સારી જ જોઈએ.

હમ પેલાનું છે એટલે. બધી વ્યવસ્થા કરવી જ પડે.

તામર આ બાજુ નાઈ આવાનું રાજસ્થાન? હમ રાજસ્થાનમાં આવાનું છે પણ time મળે એટલે આવીયે. હા આવો આવો હમ સારું ચાલ બીજું કો બસ શાંતિ છે હવે. એ બાજુ આવીયે એટલે આઇયે. હમ આવો અમદાવાદ એટલે phone હમ હા સારું તાણ સારું મુકું phone હો. okay ચાલો તો આજે આપણે ચર્ચા કરીશું healthy food અને junk food બરોબર ને એના ઉપ્પર આપડે ચર્ચા કરીશું બરોબર કે healthy food શું છે અને junk food શું છે બરોબર તો ચર્ચા કરીએ આપણે કે healthy food અને junk food તો એમ કેહવું ને એ ખોટું નથી બરોબર ને કે આપણે આજે આપણા રોજિંદા જીવન માંથી healthy food નામનું વસ્તુ કાઢી જ નાખી છે બરોબર ને એમ કહી શકાય કે healthy food એક ડબ્બા માં નાખીને pack કરી દીધું છે બરોબર ને એ આપડા રોજિંદા જીવન માં આવતું જ નથી બરોબર તો આપણે શું કહીએ કે આપણે બહાર જઈએ તો junk food બરોબર ને પાણીપુરી મંચુરિયન ઢોસા ઈડલી બધું એવું ભેળ દાબેલી એ બધા ખા ખા કરતા જઈએ બરોબર ને તો એ શું આવે એ એક junk food હોય હવે તો આ બધા શું નીકળ્યા McDonald's છે પછી એવા ઘણા બધા નીકળ્યા KFC છે એ બધું ક્યાં આવે junk food માં જ આવે healthy food ના આવે ક્યાંય બરોબર ને તો એ આપણે